ત્યાં પણ બવ મસ્ત જગ્યા છે ફરવાની. એ પણ મે અહિયાં આયા પછી જોયું છે. પછી હજુ પણ બીજી જગ્યાઓ બાકી છે જે ફરવાની છે.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 અત્યારે હું job કરી રહ્યો છુ part time જે બીજી પણ એવી gaming છે PUBG જેવી PC gaming છે બંનેમાં હું રમી રહ્યો છું. બીજો એક plan છે એ ફરવા જવાનો છે. ફરવા જવાની જે મજા છે એ અલગ છે.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 એમાં શાંત જગ્યાએ ફરવા જવાની મજા જ કઈ અલગ આવે અને એમાં પણ આપણાં ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ છે જેમ કે ફરવાની. ત્યાં બવ મજા આવે. જેમ કે કચ્છ છે, પછી અમ બીજી પોરબંદર છે અને એવી બધી જગ્યાએ

ગુજરાતમાં બીજું કીર્તિતોરણ છે એ પણ જૂનું સ્થળ છે. એ જોવાની પણ મજા આવે છે. બીજી ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં જઈને આપણે ફરી શકીએ છીએ ગુજરાતમાં. બવ જ પર્યટન સ્થળો છે. પછી એક મરદેશ્વર મંદિર છે. ત્યાં ખૂબ જ મસ્ત શિવલિંગ છે. એ પણ ફરવાની એક મસ્ત જગ્યા છે.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

એ બધી જગ્યાઓ ખૂબ મજા આવે એવી જગ્યાઓ છે. ત્યાં ફરવાની પણ ખૂબ મજા આવે. અને પહેલા જો હું છું એ cricket રમતો હતો. cricket મારુ પ્રિય game હતું એ વખત પહેલા, સાતમા આઠમા ધોરણમાં. એ વખતે ખૂબ જ મજા આવતી હતી. પોતાના જે નાના દોસ્તરો જોડે cricket રમવાની.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 અમદાવાદમાં પણ અમુક જગ્યા જોવાની બાકી છે એ જગ્યાએ ફરવાનું છે. અને બીજી પણ ઘણી બધી જગ્યાઓ છે ગુજરાતની outside છે એની અંદર છે. એ બધી જગ્યાઓ ફરવાની જે મજા આવે છે. એ જગ્યા પણ ફરવાની છે. જે અત્યારે પણ બીજી લદ્દાખ જેવી જગ્યાઓ છે જ્યાં ફરવાનું મજા આવે એવી જગ્યા છે. બસ પોતાના જે મિત્રો સાથે ફરવાની જે મજા આવે એ મજા જ કઈક અલગ છે.

અને હવે પછી આ exam પછી જવાનું છે. અત્યારે તો BCOM ની જે sem two ની જે exam છે એ આવી રહી છે નજીક એટલે ત્યારે કોઈ planning નથી. પણ જ્યારે આ exam પતે પછી planning કર્યું છે ફરવા જવાનું. એ પત્યા પછી જે પણ હશે ફરવાનું એ જવાનું છે. અને અત્યારે જે છે એ sem two ની exam ચાલી રહી છે એટલે અને તૈયારી થઈ રહી છે. જે પણ તૈયારી હશે અર એ થઈ રહી છે અને અત્યારે job પણ સાથે સાથે ચાલી રહી છે. બંને એકસાથે થઈ રહ્યું છે. હવે જે છે exam પછી જ્યાં પણ હશે ફરવા જવાની એ નક્કી કરવામાં આવ્યું છે એટલે exam પત્યા પછી જે ફરવાનું હશે. એ ફરવાનું છે એટલે કે પોતાના જે વિસ્તારો સાથે છે ફરવા જવાનું છે. એટલે planning બનાવ્યું છે કે દોસ્તરો સાથે જે પણ હશે અમ planning કે ફરવા જવાનો એ ફરવા જવાનું જે છે એ નક્કી કર્યું છે. એટલે અમ જ્યારે પણ exam પતે એના પછી જે vacation આવશે એમાં જે છે એ ફરવા જવાનું છે. અને એમાં પણ ગુજરાતની outside કે ગુજરાતની inside જે પણ જગ્યાઓ છે ત્યાં ફરવાનું છે. BCOMsem two પત્યા પછી CAT ની exam ની જે તૈયારી જે છે એ કરવાની છે. જે minimum બે year ની તૈયારી હશે. એના પછી જે કેટી ની exam જે છે એ આપવાની છે. અને પછી જે IIM IIM ની જે કેટી ની exam જે છે એ એમાં entrance exam આપવાની છે. બીજુ છે ખાલી ગુજરાતની inside અને outside ફરવાનું છે. ફરવાનો શોખ બવ છે. એટલે જે કેદારનાથ અને એવી બધી જગ્યાઓ છે ત્યાં ફરવાનો છે. એવી બધી જગ્યાએ જે છે એ ફરવાનો શોખ છે. જેમ કે મંદિર છે પછી જૂની વસ્તુઓ છે જેમ કે રાજસ્થાન છે ત્યાં આગળ જૂના મહેલો છે. જોવાની મજા આવે એવી જગ્યાઓ છે. ત્યાં આગળ ફરવાનું છે. જૂના જે મહેલો છે, પ્રાચીન સ્થળો છે, એ જગ્યાએ જવાનો અને એ જગ્યાનો ઇતિહાસ જાણવાની મજા જ કઈક અલગ આવે છે. exam પત્યા પછી ત્યાં જઈને ખાલી ફરવાનું છે અને એ જગ્યા એ જઈને ખાલી ઇતિહાસ જાણવાનો છે. એ મહેલોનો ઇતિહાસ જાણવાની મજા જ કઈક અલગ આવે છે. બીજું છ અમ ગુજ રાજસ્થાન રાજસ્થાનમાં બીજી પણ ઘણી બધી જગ્યા છે. ઉદયપુર છે અને એ બધી જગ્યાઓ છે ત્યાં આગળ પણ ફરવાની મજા આવે એવી જગ્યાઓ છે. પછી એનાથી વિશિષ્ટ કેદારનાથ આવ્યુ છે. કેદારનાથ, મનાલી, પછી ઉજ્જૈન, પછી અત્યારે રામ મંદિર બની રહ્યું છે અયોધ્યા તે બધી જગ્યાએ ફરવાની મજા જ કઈક અલગ આવે છે અને ઉપરથી જે મનાલી છે અત્યારે તો ગરમી પણ આવી રહી છે એટલે મનાલી એ side મજા જ કઈક અલગ આવે. આ exam પત્યા પછી બધા જે મિત્રો છે એની સાથે જવાનો planning થઈ ગયો છે. દૂર ફરવાનો બીજી પછી રાજસ્થાનના સ્થળો છે એ જણાવ્યા, પછી છે બીજા પણ સ્થળો છે. રાજસ્થાનના સ્થળો છે બીજા ઉદયપુર, બીજા ઘણા બધા મહેલો આવેલા છે રાજસ્થાનમાં મેવાડ અને એ બધી જગ્યાએ. એ બધી જગ્યા એ ફરવાની મજા જ અલગ આવે. એ જગ્યાએ પણ જવાનું છે. એ અહિયાંથી નજીક પણ પડે છે.

અને બીજું જે અહિયાંથી નજીક છે રાજસ્થાનના મહેલો છે એ બધુ છે. ત્યાં પણ જવાની જે મજા છે અલગ આવે છે. એ અહિયાંથી નજીક પડે છે. ત્યાં જઈને એક વાર જે છે એમની મુલાકાત લેવી છે અને પછી અહિયાં જે છે અહિયાં ગુજરાતમાં પણ અમ અલગ અલગ વસ્તુ છે જેમ કે મહુડી છે, પછી સૂર્યમંદિર છે, બીજી પણ જોવા જેવી અલગ અલગ વસ્તુઓ છે. નમસ્તે જન્મ ભાવનગર માં થયો હતો તેમને ગામ સમગ્ર ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ભાવનગરમાં અભ્યાસ કર્યો હતો તેઓ તેઓ સ્નાનક એમિયત ગુજરાતી હિન્દી ઇતિહાસ વિષયોમાં ગય છે તેમને લોકપ્રાચી મહા વિદ્યાલય અદ્યાપક્ષ તરીકે કામ કર્યું છે તેઓ ઈસવીસન બે હાજરમાં નિવૃત તે હાલ અમદાવાદમાં સ્થાયી થયા છે એ સાહિત્ય ઇતિહાસ સમગ્ર ભૂગોળ કેળવણી જવા કે આધ્યાત્મિક સાહિત્ય પાર લેખન કરતા રહ્યા છે તેમને તેમના પુસ્તક આનંદ મંગલ બે હાજર નવનો ગુજરાત સાહિત્યનું પ્રથમ પુસ્તક વિદ્યાર્થીને માણસ ટોપમાંજ કહેવાય છે એમાંય વિદ્યાર્થીનું એક પછીતો પૂછતું પૂછતું એક નવા પ્રશ્ન અહીં દક્ષિણાનો ભાવનગર સંસ્થા ઓમાં વિદ્યાર્થીના લીખીય કલ્પનાઓ અને પ્રયોગો અદાથી નાનાભાઈ એ કહેલું નિયાકરણ પ્રેરણા પાથ છે પ્રશ્નને દબાવી દેવાથી પ્રશ્નનું નિર્મલ થતું નથી અનુભવી દાસ્તાં ઉત્પન્ન અને ના વિદ્યાર્થીઓ સચેન વિવાહનું અનિરૂપણ છે આ પ્રશંગો આંતરે ઈશવિષં ઓગણીસો પચીશ આજુબાજુ ના છે નાનાભાઈ એ પ્રશાંગીતમાંથી આકર્ષણો લીધા છે આજે દક્ષિણ મૂર્તિ માં ધમાલ ચાલી રહી છે વિદ્યાર્થીઓ અનેરા ઉત્સાહથી કશાકની તૈયારી કરી રહ્યા છે વાત એમ છે કે થોડાક દિવસ પહેલા કેટલાક વિદ્યાર્થીઓ નાનાભાઈ પાસે જાય ને કહે નાનાભાઈ આપણે ઘણા દિન ઘણા દિન ઉજવીયે છીએ શતાબ્દીન વગેરે તો પછી આપણે તોફાન દિન ઉજવીયે તો નાનાભાઈ કોઈ પણ બાબતે મૂળ તરતજ પારખી સકતા કોઈ પણ વાત ક્યાં પહોંચે શુ પરીણામ લાવસે કેવી રીતે એનો વળાંક આપી શકે વગેરે બધું તરત જોય સકતા ને વિદ્યાર્થીએ આ સદ્ગુહના રહેલી બધી જ પિતાઓ પરથી લાય નાનાભાઈ હાથ પાસે જરૂર જવી વિદ્યાર્થીએ પૂછ્યું હા એમ જ નાનાભાઈએ શાંતિ થી કહ્યું રસોડા માં જાયને કોથળામાંથી ઘી ગોળ ખાવાના બીજા વિદ્યાર્થી પુસ્તક જોતા કહ્યું તોફાન એટલે તોફાન આ બધું જ ટુંકાણમાં આવી શકે અને ટોકનગ નિત્યનગ કરી શકાય નાનાભાઈએ ઢોંધી રૂપ ધારણ કરીને કહ્યું છોકરાઓતો નાનાભાઇના સબંધ થી ખુશ થાય પૂછું નન્દરે તો અમે તોફાનની તૈયારી કરિયેજ ને

તો તો બહુ માજા કરશુ તમે જરૂર ભાગ લો છોકરાઓ ઠેકડા મારતા બોલ્યા અને છુટા પાડીને તેને પોતાનું એડમીન કરવા લાગ્યા તોફાનગીનો ઇવ્સ નકી થયો તેની જાહેરાત થાય અને નાનાભાઈ એ નાનાભાઈએ તોફાનગીને આગેવાન મળીને તે પાંચ સાત જાતિને બોલાવ્યા અને કહ્યું જુઓ આપણે તોફાન દિન ઉજવાના છીએ ને તેમાં હું તમને મારી સાથે રાખવા મંગુ છે નાનાભાઈ પોતાની સાથે રહેશે અને તોફાનગીમાં ભાગ લેશે તે ગાયને છોકરાઓતો રાજી થવા લાગ્યા વધુ ખાનગીમાં જ નાનાભાઈ એ ભાગ આપ્યો દયા ચૂપ થાય ગયા નાનભાઈ એ ધીરે થી પૂછ્યું નાનભાઈ એક કાગળ લઈને આપ્યું લો કાગળ ચાલો હું તમને તોફાન શીખવું પ્રવીણ આ નામો કલ્પનિક છે પ્રવીણ ની બેગ મા કાતર મુકવી નાના ભાઈએ વાહ વાહ નાનાભાઈ એ બધા આવી ગયા

ત્યાં તીજું નામ લાય કહ્યુંમહેન્દ્ર નું ટાંકુ તોડી પહેલું સુસોધાન બગાડી નાખું

એક કાગળ બધાથી નાનાભાઈ પોતાની જાણે અલ્પિતબાની ગયા ગયેલા છોકરાઓ કાઇ મુંગા રહી સકે તરત વાત ફેલાઇ અને નીંદર આવે નાનાભાઈએ કોઈની બેગ માંથી કાપડ કલાંધીને તેને કતાર મુકાવી નાનાભાઈએ ઘેર્ય થતો એવો જ પ્રશ્ન પૂછ્યો તેઓ તોફાન કરે આ પરથી ના કેમ પડાય નાનાભાઈ તમે જે કહ્યું પછી તો નાનાભાઈ એનું જ કેટલું બધું નુકસાન જાય નુકસાન તો જાય જ ન આ તો તોફાન દિન ની જાહેરત નુકસાન થશે પણ એતો સંસ્થા ને નુકશાન થયું છે તત્યારે તો આ બધા ને નુકસાન જાય વિદ્યાર્થી ભેદ બતાવ બોલો તેનું વાક્ય પૂરું કરતા જરા ધીમો પડી ગયો તેતો માં નુકસાન થાય એમને તો પણ આવે એમ ને નાનાભાઈ એ વેંધતાથી પૂછ્યું જેમ સંસ્થાયી નુકસાન થાય તેમ તમને પણ નુકસાન થાય ને મને તો નુકસાહન થાય તોફાન દિન તો બધાને સરખોજ લાગુ પડે ને બોલો તેઓ પણ એ દિન ઉજવે છે ને નાનાભાઈ કોઈ સુ બોલે અનાદર ગુશપુષ કરતા હા ના થવા લાગ્યા જુઓ એની અંદર અંદર વાતવિવાદ ન કરો બધા જ વિદ્યાર્થી ઓ ભેગાં કરો પેશગીત રાખવો છે કે નથી તેઓ સાથે મળીને નકી કરીયે બાધા નાનાભાઈને હાજરીમાં મળ્યા પછી જેને આકર્ષિત માનતા તેની જેવી રીતે કરી ધરાવતા હતા તેઓજ સભામાં તોફાનદીત બન છે તેમ જાહેર કર્યું શતરંજ જેવા નાટક કહો યુધ્ધ કહો જે કહો તે પણ ખેલનારા જુદા હતા ને એમને ખેલવનારા અલગ હતા નાનાભાઈ એ આમ યુવા ખેલોથી અદભુત ચાલ ચાલ બતાવી એવા વર્ષની થોડો થાય કાગળ આગળ વસો છે ને અસવહ લેખન નૂચિન્દ્રહરિચંદ્ર નો જન્મ પોતાના વતન સુરતમાં થયો હતો તેમણૅ college સુધી નુ શિક્ષણ સુરતમાં લીધુ ઓગણીસો તેત્રીશમાં દરમિયાન સુરતની અધ્યક્ષ રહ્યા જીવનનો મોટો ભાગ મુંબઈમાં વહેચ્યા હતા છેલ્લે માંડવી કચ્છની વર્ષ રહા તેઓ વિશેષ લોકપ્રિય અને વ્યાખ્યાનો અપંગ આવડત અને એઓ ભારતીય કાવ્યની આપ્યા તે પાંચ આવ્યા તેનું નાટક અને ડફો પણ ખરા છે એમ તરણ ભાળ અલ્પ્ત નામનું આત્મ પૂરાં નજર હોગ યોગ અને પ્રયોગ જ્યાં કાળે નજર મારી ત્યાં સંગર્હ જેમાં ઉત્તમ હસીન છે ધનસુખલાલ મહેતા તેમને અમે બધા નામની હાસ્ય સભા નવા ટેકે આપી છે અને રણજિતરામ સુવનચંદ્ર નર્મદ સુવર્ણ ચંદ્રક પાસે થયા હતા આ વિશે જણાવતા લેખક કહે છે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભ સ્થાન વિશિષ્ઠ છે બે કામ કરે છે સ્વાદ આપવાનું અને બોલવાનું જીવ જન્મ થી મરણ અને મરણ પછી વાણી રુપે અમર રહે છે રસ સ્વાદનો અનુભવ પણ જીભને મળે છે જ્ઞાન અને પરમસિદ્ધ સમય હોય તે સતી સળકે છે યાદિઓનું પરિચ્છિતં જીભથી થાય છે જીભથી મનુષ્યને તંત્રની ઓળખાય છે મન અને અપમાન એંજો થાય છે જીભ દાંતનું કામ કરે છે જે તેની જીભ જ કેટલીક તેનું મન તન તંદુરસ્ત અને નીતિ રિવિત ધર્મ આદિ જે આપે જીવન જીવને આધારિત છે વોમસે છે એવી રચના કરી હોટ તો કેટલું સારું હોતબ કંકાશ મારામારી ગાળાગાળી પ્રશંગ વિઘ્ન કરી ગજવામાં મૂકી ડે આવા કેટલાય પ્રસંગો સુધારી શકતા નથી ત્યારે કોઈનું તેનો ફાયદો ઉઠાવે રામનું રટણ કરનારી જીભ અસ્તીઓના મોઢામાં તેઓ રહીમની ભજનારી જે કોઇક બ્રાહ્મણ ના મુખમાં જય ચડે આપોઆપ રામરહીમ અને ગોરની એકતા શુદ્ધ થાય જાય આ માં

હા સર મંગલમ હેલ્થ કેરમાં આપનું સ્વાગત છે. હું અંશ, તમારી શું સહાયતા કરી શકું?

મતલબ, શું મતલબ કેવા ટાઈપમાં જાણકારી જોઈએ છે? તમારે સર્વિસીસ વિશે જાણવું છે? કે અપોઇન્ટમેન્ટ નું કાઇ એવું કઈ છે. શું જાણવું છે, સર?

હા હા હા, એ તો છે સર. આયુર્વેદિક બાકી જે દવાઓ હોય છે એ બહુ આપડા બોડીને મતલબ અ નુકશાન કરે એવું કરે પણ આયુર્વેદિક છે, એ બહુ મતલબ

અને આયુર્વેદિકનો એ ફાયદો કે તમારા શરીરને નુકસાન ન કરે. એ સૌથી મોટામાં મોટો હોય તો એ.

જડમુળથી કાઢી નાખે એવું છે સર. હા.

હા એ સર, આયુર્વેદિક હોમ બીજી જોવા જાય ઝડપથી કરે એમાં નાં નહીં. પણ આપડી જે બોડીને છે એ બહુ નુકસાન કરે. પણ આયુર્વેદિક આપને એક તો આપડી બોડીને સારું રાખે એ અને બીજું એમ કે અ જેવી તમને કઈ ઉદરસ છે હળદર, એ પહેલેથી જ બધાં પિતા જ આવે છે બરાબર? અને જે આ બીજી દવાઓ છે, એ તો હમણાં નીકળી. બાકી આયુર્વેદિક આપડું બહુ પહેલેથી ચાલ્યું આવે છે. પહેલા તો આ દવાઓ એવું હતું જ નહીં જ્યારે આયુર્વેદિ ક હતું. ત્યારે બધાં આવી રીતે જ જીવન જીવતા. એટલે અત્યારે બધાં આજ માણસ છે ને એ પેશન્સ રાખતા જ નથી.

માર તો તમને બી એમ જ કેવું, તમે આયુર્વેદિક યુઝ કરો જેમ બને એમ. હા.

હા સર, અમારે સર્વિસમાં તમને જો હું તમને સર્વિસ, સૌ પ્રથમ તો સર તમારે અમારી વેબસાઇટ પર જઇને અ અપોઈન્ટમેન્ટ લેવી પડશે. હા સર, અમારી જે હોય છે અ અ મન્ડે થી ફ્રાયડે લગી ખૂલી જ હોય છે અને મન્ડે મન્ડે સાડા નવથી સાડા નવથી એક ત્રીસ સુધી અને સાંજે ચાર થી સાત સુધી અને સેટરડે સન્ડે કલોજ હોય છે સર. બાકી જે ટાઈમ કીધો એ જ ટાઈમે મળી રહે તમને અપોઈન્ટમેન્ટ. હા, અને અમારી જે સર્વિસિસ છે એમાં સર અમે યોગા કરવામાં યોગા, મેડિકેશન આવે છે, કિસી આવે છે, અભ્યંગમ આવે છે, નેફ્રોલોજી આવે છે. પછી વેટ લોસીસનું આવે છે, પછી અ અ ટ્રીટમેન્ટ પૉ ઓબેસિટી આવે છે, નેટ પેઇન ટ્રીટમેન્ટ આવે છે, નિપ એન ટ્રીટમેન્ટ આવે છે, બ્લડપ્રેશર ટ્રીટમેન્ટ આવે છે, પછી આપડે બ્લડ ટેસ્ટથી આવે છે, મેમરી ઈમ્પ્રુવમેન્ટ આવે છે, ડાયાબિટીસનું આવે ડાયાબિટીસની ટ્રીટમેન્ટ બી અમે કરીએ છીએ, પછી અલ્બમ સ્ટીમ બાથ આવે છે, પછી જનરલ એલનેસ આવે છે, અને સ્કિન ટ્રીટ ટ્રીટમેન્ટ બી આવે છે. સર આયુર્વેદિકમાં તો તમે સ્કિન ટ્રીટમેન્ટ કરાવશો તો મારા ખ્યાલ મુજબ બધું સારું છે. પણ સ્કિન ટ્રીટમેન્ટ આયુર્વેદિકમાં જે કરવોને એ નેચરલ જેવું જ એવું છે સર. અને

હા અને સર, હા બોલો બોલો તમે બોલો. સર, કીઝી હે ને એક જોવા જાય ને કીઝી છે વર્ડ આપડે આપડે એ વર્ડ છે ને સંસ્કૃત વર્ડ છે. ઓકે. હા, અને આપડે એ ઓમ જોવા જાય એ આયુર્વેદિક વર્ડ છે અને ઇંગ્લિશ એટલે આપડે ગુજરાતી એનું કહેવા જાય, ઇંગલિશ કહેવા જાય તો મસાજ. એક ટાઈપની મસાજ જ છે સર. હા. આપને કોઈને ખબર ન હોય કેમકે સંસ્કૃત વર્ડ એ આયુર્વેદિકમાં યુઝ થતો વર્ડ છે. આપડે બધા તો એ અત્યારની જનરેશનને તો બધી આવી જ ખબર હોય કે મસાજ છે. સર જે તમે આપડે તમને ખબર હોય તો આમાં કીઝીમાં એવું આવે સર કે જે એક આપડે કાપડ લઈ એમાં એમાં જ છે ને સર બધું નાખવામાં આવે. આયુર્વેદિક ના જે અ જડીબુટ્ટીની એ આ એ બધું નાખવામાં આવે સર. પછી તેલથી માલિશ કરવામાં આવે સર એની. હા. અને તે પછી એ ઓલું જે હોય ને એનું આપડે શું કહેવાય એને એને આમ ઓલું કરવામાં આવે આ ઘસવામાં ઘસવામાં હા અ હ, હા એટલે ગસવામાં આવે પછી એને આખા શરીરમાં જે આપડે બેક હોય, માની લો કે બેકમાં કઈ એવું થયું હોય તો બેકમાં એ ગરમ થોડું ગરમ હોય. પછી એ રીતે એવી રીતે માલિશ કરવામાં આવે અને એને કીઝી કહેવાય સર અને એનાથી ફાયદો એ છે સર કે તમારે જે તમારી બેકની જે દુખાવો હોય ને એ મતલબ કલાક બે કલાક માં સાવ આરામ થઈ જશે સર અને અર અને જે તમારો ડેઈલીનો જે દુખાવો હોય એ તમે અઠવાડિયું લેશોને સર એટલે આરામથી તમને એ ડેઈલીનો દુખાવો દૂર થઈ જશે સર.

સર અભિયંગમ બી એક પ્રકાર ની મસાજ જ છે. ઠીક છે. એ આ વર્ડ એવો છે ને એટલે આપને કોઈને એવું થાય કોઈને ના સમજાય. હા આમાં એવું આવે સર કે આયુર્વેદિક કોઈલ યુઝ કરવામાં આવે જે મસાજ કરવા માટે જે મસાજથી આપડી તમે જોબ પર ગયા હોય તમારું કઈ સ્ટ્રેસ હોય, એ સ્ટ્રેસ રિલીફ થઈ જાય. પછી તમારું બ્લડ પ્રેશર હોય આનાથી મેન્ટેન થાય સર. પછી તમારી સ્કીન હેલ્થ એ બી કરવામાં આવે. એમ જોવ થાય. પછી તમારું અ મસલ્સ છે તમારા જે મસલ્સ જકડાઈ ગયા હોય એ આનાથી મતલબ સારું રહે. બીજા ઇમ્પ્રુવ વિઝન કરી શકો તમે સર. એ તમારી એનર્જી વધારી શકો. પછી જે તમે અમુક અમુક એવું અત્યારની જનરેશનમાં સર એવું છે કે અમુક જે હોય ને એમને શું કહેવાય એ જ આમ હોય જ નાની. પચ્ચીસ વર્ષના હોય ને તોય ત્રીસ-પાંત્રીસ વર્ષના લાગે. સર તમે આ મસાજ કરશો ને તમારું ડિલે એજિંગ મતલબ તમે નાનાં હશો તો બી તમે અ સો સોરી મોટા હશો તો બી તમે નાંનાં નાની એજ ના લાગશો. એટલે તમારે મો સ્કીન તમારી એટલી ચમકશે અને ગ્લો કરશે ને કે તમારી એજ એમ લાગશે નાની હશે એમ. હમ્મ હમ્મ હા હમ્મ હા. હમ્મ, હા એવું છે સર. હો, હા, એટલે સર એ અભિયંગમ બી એક ટાઈપની મસાજ છે. એ એમાં અમારી આયુર્વેદિક ઓઇલથી કરવામાં આવે છે અને એ આયુર્વેદિક ઓઇલ સર બહુ સારું હોય આ અત્યારના જે ઓઇલ આપડે જે હોય છે એના જેવા નહીં. સર બહુ સારું ઓઇલ હોય, સાફ ઓઇલ હોય અને બહુ કામનું ઓઇલ છે સર. હા, સર આ આ નેફ્રોલોજી માં બી સર એવું જ છે કે તમારે આજ ની જનરેશનમાં જોવા જાય તો એ વર્ડ એવું યુજ થાય, કિડની નું મતલબ ઓપરેશન એક ટાઈપ. કિડની નું ઓપરેશન જે કરવામાં આવે ને હા એ એ આ છે આ સંસ્કૃત વર્ડ નેફ્રોલોજી. એટલે કિડનીનું જે ઓપરેશન કરવા માટે જે યુ અ વપરાય એ એને કહેવાય નેફ્રોલોજી.

બધી આયુર્વેદિક દવાઓથી કરી દઇશું સર અને આમાં સર તમારે જે ઓમાં જે ઓપરેશનમાં કરવામાં આવે ટાઈમ ટાઈમ લેશે સર એમાં ના નહીં ટાઈમ લેશે.

ઘણીવાર એવું થાય છે કે મશીનો ના અ કારણે નુકશાન થતું હોય સર એવું આમાં એ એ થવાનું જ નથી સર. એના કારણે, એના કારણે આયુર્વેદિક અત્યારે અમારે જોવા જાય ને તો અમારે હમણાં અમારું મંગલમ હેને સર હમણાં જ ચાલુ કર્યું અને અમારા વીસ વર્ષથી આ છે ઠીક છે સર. હા સર. હા તો વીસ વર્ષથી આ છે સર ઠીક છે. હમણાં અમારું હમણાં અમારે વીસ હજાર કસ્ટમર પુરા, મતલબ ડૈલીના સર એટલે ડૈલી મતલબ કે જે ડૈલી કંઈક ને કંઈક કરાવતા હોય. આયુર્વેદિકની દવાઓ છે એ આયુર્વેદિકનું વીસ હજાર કસ્ટમર હમણાં થયા સર. આટલે હા, એટલે અમારે થી એવું છે કે અમ અમે તો બધાને એમ જ કહે છે કે આયુર્વેદિકમાં આવો. મ માન્યું કે ઓલી ચીજ લેટેસ્ટ ટેકનોલોજીથી જે દવાઓ લેટેસ્ટ ટેકનોલોજીથી જે ઓપરેશન થાય છે,

એ લેટેસ્ટ ટેકનોલોજીથી. તો તમારું અત્યારે થઈ જશે પણ આગળ જતા લાઇફમાં તમને એ નુકસાન કરશે શરીરને બોડીને. તો એના કરતાં થોડો અત્યારે તમે ટાઈમ થોડો આમાં લઈ લ્યો હા. હા, પછી તમારે સારું ટાઈમ તમારે પાછળ પાછું લાઇફમાં તમારે નહીં એ ઇસ્યુ આવે એવું છે.

હા હા. હા હા. હા. હા.

સર કંઈ વાંધો નહી તમે અપોઈન્ટમેન્ટ લઈ લેજો. તમને અહીયાં મતલબ નિશ્ચિત અપોઈન્ટમેન્ટ લઈ લ્યો પછી તમે નિશ્ચિત થઈ જજો. તમારે ભાઈ નું જે કિડની નું સ્ટોનનું પ્રોબ્લેમ છે એ આ જે ત્યારે જે પ્રોબ્લેમ થાય એનીય પ્રોબ્લેમ નહી આવે સર. એકવાર તમે અપોઈન્ટમેન્ટ લઈ લ્યો એટલે તમે નિશ્ચિત થઈ જજો. સર, બીજી કઈ સહાયતા કરી શકું? મંગલમ હેલ્થ કેરમાં કોલ કરવા બદલ આભાર સર આપનું. થેન્કયુ.

કુદરતનો સાદો નિયમ એ છે કે સારું કામ કરો તો સારું ફળ મળે ખરાબ કામ કરો તો ખરાબ ફળ મળે બંને ના ફળ તો ભોગવવા જ પડે એવું કદી થતું નથી કે સારા કામ કરવાથી ખરાબ કર્મો નું ફળ ભોગવવું પડે અત્યત પ્રકારના કર્મો કાર્ય હશે અને પછી એ ધોવા માટે ગમે તેટલા કાળ કરો અને રાજી થાવ કે હવે ચિંતા નહિ પણ આવું નથી તમારા સ્પષ્ટ કર્મોનું ફળ તમને ચોક્કસ મળે છે. તેમ ખરાબ કર્મો નું ફળ તો ભોગવવું જ પડશે. આ વાત અત્યરે એટલે કરી છે કે વર્તમાન આપણે સૌ અતયંત બળનીય પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યા છીએ. કોરોને ચારેબાજુ કાળેકેર વરસાવ્યો છે. વાવાજોડા આવી ગયા છે. ક્યારેક અજાણ આપણે કરેલા કર્મોનિજ સજા કુદરત આપણને આપી રહી છે. કેટલાક દેખીતા ઉદાહરણો મલ્ટીપ્લસ જે તારોમાં તેના માલિકો એ સ્પષ્ટ કરી હતી વિસ રૂપિયાની પાણીની બોટલ પચાસમાં સો ગ્રામ ધાણી પેસકોનમાં મળે ચારસોમાં બજારમાં આટલા રૂપિયા માં એક મલમકર મળે છે. હવેને એ લોકો વેંચતા હતા હાલ કુદરતનો ન્યાય જુઓ કરોડોના જીવતર તોડવા ધૂળ ખાય રહ્યા છે. પાલ્ટીપલોટવાળા મોં માંગ્યા રૂપિયા લેતા હતા નક્કી થયા પછી દાસ ગણું દસનું એક વધારાનું કાગળ બાંધે તો સરળ ખાનાવાળા આપી જતા હાલ ઈશ્વરનો ન્યાય જુઓ આ લોકો પાસે કોર્પોરેશનનો ટેક્સ નહારવા પણ પૈસા નથી કેપ્રીનવાળા નસો વધારવા જેટલી લુચ્ચાઈ આવડતી હતી એ બધી વાપરી નાખતા પનીરની સબ્જી માં માંગે ત્યારે બે ચાર પનીરના ટુકડા દેખાય

ત્રણ હાજર નું એક પોઇન્ટ પિસ્તાલીસ યુનિટ બાળકોના કપડાં માં જાણે સોનાના દોરાની ઝિલાય કરી હોય એવા ભાવ